પણ KGF ચેપ્ટર બેથી ત્રણ વખત જોયું ને તોય મૂડ બનાવી દે એવું પિક્ચર છે. જબરજસ્ત ભાઈ એનો તો આખો ક્લાસ જ અલગ છે. એ પિક્ચર તો હારું જબરું બનાયુ હારુ હજી ચેપ્ટર- ની શૂટિંગ હજી ચાલુ છે માં આવશે પિક્ચર. આવશે આવશે ગોડા પિક્ચર તો એવા જ જોવાની મજા છે તો પછી. ખબર છે એમાં છેલ્લે પોણીમાં ડૂબી જાય આખું ઝાડ એમાં નીચેથી બધું હોનુ ને બધું લઈને આવશે તું જોજે ચેપ્ટર માં પણ એ તો પિક્ચરમાં જેટલું હોનું હતું ને એટલું હોનું તો કોઈના પાસે નહોતું તો ખબર છે એ રહ્યો એક સોનાના બિસ્કીટ માટે આખું પોલીસ સ્ટેશન આખુ ફોડી નાખે. એ પેલી જે બંદૂક હળગાવે ને એ બંદૂક નું નામ શું હોય ખબર છે બડી અમ્મા. હા બડી અમ્મા નામ છે બંદૂકનું. અને ભાઈ જે સીનમા સિગરેટ સળગાવે ને ભાઈ ખતરનાક. શું સીન લીધા છે પિક્ચર ના ભાઈ પછી છેલ્લે ખબર પેલા ને મારવા જાય બંદૂક લઈને ઓહો એ સીન બી જબરજસ્ત છે બંદૂક લઈને આખું લોહી લુહાણ અને બંદૂક લઇને પહેલા અને મારવા જાય પાર્લામેન્ટમાં ઘૂસી જાય અંદર. હોવે પાર્લામેન્ટમાં સીધો ઘૂસી જાય હે. હોવે ખબર છે. ટોલિયો એક મળે ને ટોલિયો વળી કે હું એનો આટલો મોટો માણસ છું ઓમ હું તેમ હું. પેલો કે વળી કે મારું નામ તને ખબર છે મુ કે KGF નો માલિક છું પેલો ટોલીયો હલી જાય.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

પછી આવીને સંજય દત્ત બધાને મારે ને એ સીન જબરજસ્ત હે. સંજય દત્ત ને તો ભાઈ એ બી જબરી ફાઈટિંગ કરે પણ છેલ્લે હારી જાય. ના ના ઓમ નહી ઈયે સંજય દત્ત બી હારો જ છે કોઈ ખોટો નહીં પણ વિલનના રોલમાં લીધો એટલે એને હરાવો તો પડે જ ને ગમે એવો વિલન હોય તો હારવું પડે હીરો હોમુ.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

ઓવે ઓવે. અમે એ પિક્ચર જોવા ગયા હતા થિયેટરમાં. ઓવે. પેલું પિક્ચર આયુ ને એય જોવા ગયા હતા જોન અબ્રાહમ નું એટેક આવ્યું હતું ને. હ હ. એટેક પાર્ટ મને તો બોલિવૂડના અમુક પિક્ચર હારા ગમે. એ જ તો એટેક પાર્ટ મસ્ત પિક્ચર હતું. હ હ. જબરજસ્ત પિક્ચર બનાવ્યું એનું મગજ રહ્યું ને આખું કોમ્પ્યુટર નું થઈ જાય. બોલીવુડ ના પિક્ચર માં ઓમ જોવા જવ તો કોઈ રહ્યું નહીં જોવા જેવું. ના ના અમુક હીરો હજીયે બધાને પાછા પાડી શકે પણ એ મતલબ અમુક વાર જ પિક્ચર કાઢે. આ પેલા અજય દેવગન ના પિક્ચર અમુક વાર જ હોય પછી સલમાન ખાન હે. અજય દેવગનનું હવે પિક્ચર આવવાનું છે ને ભૂલા. એવું હે. ભુલા પિક્ચર આવશે એટલે જબરજસ્ત પિક્ચર હે એ રહ્યું.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 પૈસા પડી જઈ એવું શું કા કરવું પડે?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 તો આપણો વિષય છે બધી સફળતાઑનો મૂડ એ આત્મવિશ્વાસ દરેક સફ્ળ વ્યક્તિ પાછડ તેનાં માતા-પિતા ગુરુજનોનો ફાળો આગ્રેસર હોય છે. સફળતા હાસિલ કરવા વ્યક્તિ એ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે સખત પરિશ્રમ અને આવડ્તાનાં કારણે જ તે સફળતાનાં શિખરે હાસિલ કરે છે.

મૂળમાં આત્મવિશ્વાસ અગત્યનો ભાગ ભજવે છે એક બાળક નાની ઉંમરે માં જતી વખતે નિયમિત રડતો હતો.

જેવો જીવનમાં માને છે તેઓથી જ યુદ્ધક્ષેત્ર જીતાય છે, તેઓ જ જીતે છે જેઓ માને છે કે અમે જ જીતીશું. હિમર્શ ને કહ્યું હતું એમ આત્મવિશ્વાસ સફળતાનું સૌથી મોટું રહસ્ય છે. ઇતિહાસમાં અમર થય ગયેલો, કેટલાક મહાપુરુષોની જીવન કથાઑમાંથી આપણને શીખવા મળે છે, કે આ આત્મવિશ્વાસનાં બળેજ એક એલેક્જેંડર

પ્રતિકૂડ પરિસ્થિતીઑમાં પણ યુદ્ધ જીતતાં રહ્યાં છે. આજ, આત્મવિશ્વાસ બડે મોહનદાસ કરમચંદ ગાંધીએ આખી અંગ્રેજી હૂકુમતનાં પાયા હજમાંવિજાવી, નાખ્યાં. આજ, આત્મવિશ્વાસનાં બળે આફ્રિકાનાં ગાંધી નેલ્સન મંડેલાએ રણભેદની નીતિ વિરુદ્ધ કંકુ ગોરાઓને આ નીતિ રદ્દ કરવાં મજબૂર કર્યા. આજ, આત્મવિશ્વાસનાં આધારે અરવિંદ કેજરીવાલ નામનો એક આમ-આદમી કોંગ્રેસ અને ભાજપનાં, દિચચો સામે પળકર ફેકી રહ્યો છે media ને એક પેશાય આપ્યાં વિના એ હીરો બની ગયો છે હિમર્શ એ કહ્યું હતું હીરો હિજમ કે હીરો વનનો આક્ર આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસ ન હોય તો માણસ જીરો છે. જેની પાસે બધું જ હોય પણ આત્મવિશ્વાસ ન હોય તો એ જીવનની કસોટી સામે સામાજિક મુશ્કેલીઑ સામે કે આર્થિક મોઘવાળી સામે, ટકી શકે નહીં એનાથી ઊલટું જેમની પાસે કશું જ નથી હોતું એ માત્ર આત્મવિશ્વાસની મૂળીના આધારે જીવનમાં આગળ નીકળી જાય. પૈસા નહીં પરંતુ આત્મવિશ્વાસ એ માણસની મોટામાં મોટી સંપતિ છે સ્વામિ વિવેકાનંદ યોગ્ય જ કહ્યું હતું, કે જેને પોતાની જાતનાં ઉપર વિશ્વાસ નથી એણે ઈશ્વર પર વિશ્વાસ નહીં હોય જેને પોતામાં વિશ્વાસ ન હોય એ બીજાનો વિશ્વાસ કેવી રીતે કરી શકે. બીજાનો વિશ્વાસ કરવો હોય તો માણસે પહેલા પોતાની જાત ઉપર વિશ્વાસ કરતાં શીખવું જોઇયે રામકૃષ્ણ પરમહંષ તો ત્યાં સુધી કહી દીધું કે આત્મવિશ્વાસ જીવન છે. આત્મવિશ્વાસ ન હોવો મૃત્યું છે એનો અર્થ એવો થાય કે આત્મવિશ્વાસ જીવનનું એક અભિમંત્ર અંગ છે સારી રીતે જીવવું હોય, તો એના વિના જીવી શકાય નહીં આત્મવિશ્વાસ માનવ જીવનને સંપૂર્ણ બનાવે છે કહ્યું હતું વિશ્વાસ જીવનનું ચાલાક બળ છે.

એવાં સમયે માણસ પોતાનો આત્મવિશ્વાસ, અને ધીરજ ના બળે અડીખમ ઊભો રહે છે જીવનમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ એટલો જ આવશ્યક છે, જેટલું જીવન માટે શ્વાસ ની જરૂર છે બાવીએ કહ્યું હતું આપણી ઘણી ખરી નિષ્ફળતાઑનું કારણ આપણી જાત ઉપર નો આત્મવિશ્વાસ જ હોય છે. આ આત્મવિશ્વાસ બજારમાં ક્યાય મળતો નથી એને તો પોતાની જાતે જ કેળવાનું પડે છે આત્મવિશ્વાસ વધારવા માટે, આ રહી કેટલી તરકીબો પોતાની જાતને ક્યારેય બીજા કરતાં હલકીનાં ગણો પોતાનું સર્વોપરી માનવની જરુર નથી. પરંતુ, એકદમ હલકટ માની લેવાની પણ આવશ્યકતા નથી, બીજા લોકો સાથે સરખામણી કરવી નહીં બીજાની સરખામણીમાં જ લઘુતાં, ગ્રંથી જમણે જે કામમાં કાચાં છો જેનાથી બીક લાગે છે કામને વારંવાર કરો practise makes men perfect કહેવાય છે ને, વારંવાર એજ કામ કરવાથી એનો ઘાવ દૂર પડશે વિશ્વ વધશે, વિશ્વાસ વધશે, કોઈ પણ કાર્ય કરો તો આત્મવિશ્વાસ કરો ખુદ પર, ગાંધીજી એ કહ્યું હતું ને કે વિશ્વાસ વિના કાર્ય કરવું એટલે આંધડા કૂવામાં પડવું કોઇની સાથે પણ વાતચીત કરો તો સંપૂર્ણ આત્મવિશ્વાસથી કરો. સામેવાળા ઉપર પ્રભાવ તો પડશે પરંતુ, તમારાં અંદર રહેલી ખામીઓ પણ દૂર થશે એક વાત યાદ રાખજો વાતચીતમાં આત્મવિશ્વાસ તમારી, ચતુરાઇ કરતાં વધ વધારે મહત્વપૂર્ણ છે.

એનું જ્ઞાન હોવું આવશ્યક છે પોત -પોતાનાં ક્ષેત્રનો અનુભવ હોવો એ તો સારી વાત છે પરંતુ એની સાથે એ વિષય નું જ્ઞાન હોવું પણ જરૂરી છે.

જે ન કરવું એ મહત્વ મૂર્ખાઈ છે એકવાર કામ શરૂ કરી દો એટલે આપોઆપ તમારામાં વિશ્વાસ વધતો જસે એ ક્યારે પૂરું થય જશે, એ તમને ખબર પણ નહીં પડે, માત્ર વિચાર કર્યા કરવાથી કોઈ કામ પૂરું થતું નથી એના માટે action લેવી જરૂરી છે. આ કાર્ય માટેની પ્રેરણાં, તમારી અંદર રહેલા આત્મવિશ્વાસ થકી જ મળશે મારા તમારાં દરેક માં રહેલો એક એવો ગુણ છે જે બહાર આવી ગયો, તો જીવન જ આખું બદલાઈ જઈ શકે છે. તો તે છે આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ જે દરેક સ્ત્રી અને પુરુષનું આત્મઅંગ બને, તો ક્યારેય જીવનમાં લગભગ નિષ્ફળતા મળતી નથી જીવનમાં સફળતા મેળાવવા માટે આત્મવિશ્વાસ નું હોવું ખૂબ જ જરૂરી છે ઘણી વખતે, આત્મવિશ્વાસની કમી નાં કારણે આપણે ઘણી -બધી વસ્તુ કરી નથી શકતા વ્યક્તિનો પ્રભાવશાળી બનવા આત્મવિશ્વાસથી કામ કરવું જરૂરી હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માં માંગે છે. પરંતુ, અનેકવાર આત્મવિશ્વાસ ની કમી ને લીધે સખત મહેનત કરવા છ્તાં, તે સફળ થય શકતા નથી. આજે અમે તમને આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકશો એ માટે કેટલાક ઉપાય કહું છું તમને ખુદને ઓળખો,

પ્રતિભા કે વિશેષતા છુપાયેલી હોય છે. આવું કરશો,

ભૂલો દરેકથી થાય છે. વ્યક્તિ તેને ભૂલમાંથી શીખવું જોઇયે, ભૂલો બદલ અફસોસ કરીને બેસી રહેવું, કે ખુદને કમજોર માનવા બદલ, તમે થી શીખવું જોઇયે તો આ છે આત્મવિશ્વાસ, ખુદ પર આત્મવિશ્વાસ કરો અને નવું નવું શિખતા જાવ, ધન્યવાદ. hello મયુર

હવે હવે આપણે BVMcollege ઉડાન આવી રહી છે

તો તમે participate કરશો ને? હમ અમે કરશું. અમને જરીક જણાવશો શું છે એમાં?

જો મારો past experience છે ને publicity team માં છે કેમકે હું past માં publicity માં રહયો હતો હમણે મેં college મા publicity કરી હતી આણંદ ની આણંદ ની અંદર વાડી બીજી college મા publicity કરી હતી પછી out of આણંદ મેં publicity કરી હતી મતલબ મને publicity નો experience છે એટલે માર publicity team માં રેહવું છે મયુર તમારે publicity team માં રેહવું છે તો આપણે central committee માંથી જેને publicity head બનાવામાં આવે છે ને તમે વિશાલ સાથે contect માં રેહજો ને હું તમને બધી detail આપી દઉં છુ કે શું શું કરવાનું છે. હમ અને એમાં મારે કયી કયી detail તમને આપવાની રેહશે કારણ કે એક નામ હશે એક id number હશે એક ઈચ્છા હશે team ની પછી જો તમે જ publicity માં સારું કામ કર્યું હશે તો સ્વર ને એમની પાસે તમારો contact તો હશે જ તો તમને ledarship આપે તો તમે કરશો co-head બનાવે publicity નો તો તમે કરશો? તમે કહો ને. હા હું માંગું છુ કેમકે છે ને મારા ઘણા બધા friendspublicity team માં છે ને હું બધા ને hendle કરતા આવડે છે અને ગયા વર્ષ ખાસી બધી publicity કરી છે.

પાણી ના jug ઉપાડ્યા હતા પછી lader લાગ્યા હતા પછી stationary આવી ગઈ પછી totaly કપડા બધું logistic અમે કર્યું હતું. બીજું અમને discipline નો અનુભવ discipline team માં ત્રણ દિવસ ગયા હતા.

જો publicity માં હું દસ દિવસ બેઠો હતો. મારે logistic માં હું છેલ્લા આવ્યો હતો એટલે એમાં પાંચ-છ દિવસ ન discipline માં ત્રણ દિવસ એટલે over-all twenty-twenty-one days કામ કર્યું છે. હન તો તમારી પાસે અત્યારે બૌ experience છે.

અને આપડે તમે central team સીવાય નો તમારી પાસે સુ છે કે તમે બીજા કોઈ team માં કામ કરતા હોય?

final year માં આવે ત્યારે આપડે form ભરવાનું છે.

પછી આપડે એ form ભરી ને આપવાનું રેહશેઅને એમાં આપને છ point પાંચ CPI જોયે ફરજિયાત એટલે જો backlog માં આવું છે કે જો અગલા વર્ષ નું તમારા વિશે કઈ જાય તો કઈ થઇ શકે છે બાકી તો કઈ થાય એમ નથી. જો તમારી ઈચ્છા હોય તો તમારા CPI જણાવશો મયુર મને? મારા અમ CPI છે છ point પાંચ છ point પાંચ તો તો વાંધો ની તમારું થઇ જશે તમે ઈચ્છા ધરાવો છો બનવામાં? GS હમ હું ધરાવું છુ. તો ભાઈ તમારે છે ને તમારે થોડું જાજું કામ કરવું પડશે તો હું વાત કરું છુ અત્યારે BVM છે ને prince છે તો સારું આવું પદ આપી દઈએ તો તમે સાર experience લઇ શકો ઊંડે થી સમજી શકો એટલે હમ મારે આવું પૂછવું હતું કે તમારે રસ નથી? ભાઈ જો હું તો as a organize committee માં છુ એટલે મેં તમે phone કર્યો છે કે તમે સેમા રેહવા માંગો છો? હા તો હું GS નું form ભરવા તૈયાર છુ મારે GS થવું છે હું મારી પોતાની GS બનાવીસ ને અગલી વખતે ની ઉડાન બૌ રોમાંચક કરીશ

ત્યારે publicity team માં આ અને GS બનીશ જો એક તો આપડે ખાલી event ઉપર FOCUS કરીએ આપડ event ના number નથી રાખવાના આપડે આવી વસ્તુ રાખવાની હમ તમે તો હજી અત્યારે publicity volunteer છો તો તમે અત્યારે તો તમે પેલા જે હોય technical હોય અને તમે જઈ ને કયો કે ભાઈ અપડે આવું કરી શકીએ. અત્યારે હું ક્યાં જોડાયો છુ હવે જોડાવું છુ.

હં તો તમારા મગજ માં આવ્યું કે આમ થાય તો તમે કેમ કીધું નઈ? તમારા જાગ્રુત volenteere બધા ધ્યાન દેવા માનતા ન હતા બધા તો તમારે જાગ્રુત volunteer BVM STUDENT તરીકે આવી ફરજ બજાવી પડે કે કઈ ખોટું થતું હોય તો support ના હા તો મેં કર્યું ને કોણ સાંભળવા વાળું હતું? તમારા organizer કોણ આવ્યું?

હા કહું તો છુ અમાર event બૌ થાય એટલેછોકરાઓ ની બૌ ફરિયાદ આવે છે. હં તો તમારે શું કરવું પછી અ કયો તમે? event ના દિવસો વધારો કા તો timing ઓછી કરો આવી રીતે કરો કે ના થાય જો ભાઈ એમાં અત્યારે છે ને college funding માં બૌ લોચા છે અને અપનો finanace secretarory બૌ ચીકણો છે. છે ને એ પૈસા આપતો નથી બરોબર છે એટલે logistic માં પાછો પડે છે ને બીજો છે technical હવે જો technical જો તમારે ત્રણ દિવસ કરવું હોય ને જો ત્રણ દિવસ તો અમે કરીએ જ છે. જો તમારે ચાર કે પાંચ આવા દિવસ માટે કરવું હોય તો તમારે police પાસે permission માંગવી પડે અને police permission માંગો એટલે principal આવે અને principal તો તમને ખબર જ હશે તમે college માં ભણો છો.

તમે આવા બધા બહાના આપસો તો કેમનું ચાલશે તમારે આવુ improvement કરવું હોય તો કઈ કરવું પડશે પછી improvement નું પૂછવાનો કોઈ મતલબ નઈ.

ના solution દિધુ ને કા event ના દિવસો વધારો કાં timing ઓછી કરો ત્રણ solution આપ્યા ભાઈ એમાં શું છે ખબર છે આપડે બધો funding બાર તરફ થી લેવાનો હોય છે.

હા તો સારું હાલો ભાઈ મારે થોડું કામ આવી ગયું છે એટલે હું હાં વાંધો ની હાલો રેવાદો. તમામ ડરનો સામનો કર bell eagle નામ નો motivational speaker હું સાંભળી રહ્યો હતો મને સપને ખ્યાલ નોતો કે એમને એક વાક્ય મારા જીવન બદલી નાખશે એ દિવસે આમ positiveation આવ્યું અને બધી કીમત ની વાતો કરી અને કહ્યું એક વાક્ય એક રચના સમાન છે સમાન છે અલગ અલગ તરી આવે છે જો તમે સફળ થવા માંગતા હોય તકલીફ તો પડશે હુંઆ શબ્દ કદી નહિ ભૂલું એ દિલ એકદમ સાચા હતા તમારા goal ને સિદ્ધ કરવા માટે તમારા મોટી quotational reality માં પલટાવું માથે તમારે થોડી તકલીફ તો સહન કરવી પડશે ત્યારે એ વસ્તુ કરવી પડશે એ કરતા તમને ડર લાગતો હોય એ રીતે જ તમે તમારા attention તમારી વિશે હું સમજી શકું છુ જોકે સહેલો લાગે છે એમ કરીને અમ છતાં જ્યારે કોઈ ને શું કહે છે તે ડરના કારણે પાછા હતે છે હું તેમને કહી શકું છુ કે હરાવાનો શ્રેષ્ઠ રસ્તો છે તમે કોઈ સફળ વ્યક્તિ ઓ બતાઓ હું છાતી ઠોકીને કહીશ કે એમને પોતાને ડર નો સામનો કરી લે છે નહિતર વિજય મેળવી આપણા ડર નો વિશ્લેષણ કરી લે કોઈ નવી chalange વાળી વસ્તુ કરતા નહી તમે ડરો છો અને તમને tension રહ્યું છે એ ડરે કયારે કોઈ તકલીફ પડતે રોક્યા છે કયારેક ને કયારેક તમે ડરના માર્યા સાઓ નિષ્ક્રિય થઇ ગયા હશો અને એની ખાતરી છેક તમારી સાથે પણ એવું બન્યું હશે માણસ માત્ર સાથે હિમત બને છે એ વાત સાચી છે કે દરેક વ્યક્તિમાં ડરનું પ્રમાણ ઓછુ જ

દાખલા તરીકે જાહેર માં બોલેલું એકે નવો business શરુ કરેલો એને મોટા ભઈથી કરનારીઓ બહુ મોટી ઘટના હોય છે કેટલાકતો વળી રસ્તો પૂછવાનો આપણને ડર લાગે છે ગમતી છોકરો ને પોતાના મન ની વાત વાત કહેતા ઘણા યુવક ને ડર લાગે છે તમારા ડરને તમે મુર્ખાવ ભરેલું લાગશે lesson તમારા માટેજ છે હું જયારે ડરની વાત કરું છુ ત્યારે તમને ઈજાપા માંડે છે ત્યારે સ્વાસ્થને ભયમાં મૂકી અને યશ શારીરિક ભયની વાત નથી કરતો એવી બાબતોમાં ડરતો મને પણ લાગે છે એમાનું કઈ પણ કરવાની કોઈ યોજના કે provision નિકાસને રોકતી હોય આવી બાબતોમાં તમને ડરાવતી હોય પણ તમને ખબર છેકે તમે જીવનમાં જે કઈ મેળવવા માંગતા હોય તો મેળવવા માટે તમારે એમજ કરવું પડે છે confrant જોન ડર અને tension જયારે તમને જકડી રાખતા હોય ત્યારે સામાન્ય રીતે એવા કારણો હોય છે ક એ confront જોન માં બહાર નીકળવા ની કોશિસ કરી રહી હશ આ અગત્યની બાબત પર થોડો વિચાર વધુ કરી લેજો એ તમારી સફળતા અને તમામ politician સત્ત્યતાના વિકાસ એ રીતે અસર કરે છે તે પણ છે આપણે બધા એક confront જોનમાં જીવતા રહીએ છીએ behaviour અને એવી વ્યક્તિઓ એવી પધ્ધતિ કે આપણા ચોક્કસ પ્રમાણમાં પરિચિત હોય છે અને જેમાં આપણે જાતને અનુકેત સમાન તાનો અનુભવ કરતા હોઈએ તમારો confront જોન માંનીલો કે વર્તુળ નો અંદર નો ભાગ છે વર્તુળની અંદર પ્રવુતિઓને પરીસ્થિતિઓ તમને પરિચિત લાગે છે તેમાંની તમને બિલકુલ ડર નથી લાગતો એ બેરો જ બેરોજની છે તમારા જીવનનો રોજીંદા ભાગ છે કરતા તમને ભાગ્યેજ તમને કાચી તકલીફ પડે છે આવી સ્થિતિઓ કે પરીસ્થીઓ કે પ્ર્વુંતીઓનું મિત્ર સાથે વાત કરવી રોજ બરોજના કામ કરવા કાગળો કરવા વગેરે ક્યારેક ક્યારેક એવું કઈક કરવું પડે છે કે આપડી જિંદગીની પ્રવુતિ અલગ હોય છે તેને આપડે વર્તુળ નું બહાર X ઓળખી અને આ x આપણને અને વર્તુળ જેટલા દોર હોય તેટલા આપણે વધુ ડર લાગે છે એટલે કે પ્ર્વુંતીઓ હું કરીશ એવું આપણે કદી સહન ન કરીએ અને તે કરતા ખુબજ ડર લાગે છે તમારા confront જોન નું બહારની પરિસ્થિતિ એ nervous કરી નાખ્યા છે જો તમારી હથેળીઓમાં હું પરસેવો વેહવા લાગે હૃદયના ધબકારા વધી જાયને પ્રશ્નો થવા લાગે છે હે શું ટુ કરી શકીશ લોકો બધા મારી જોડે મશ્કરી તો નહી કરે ને મારા મિત્રો સગલીયો શું કેશે ઉપરની આકૃતિ જોશો તો X તો મારા માટે શું બીજા શબ્દોમાં કહીએ તો ભઈ તમને વધુ મોટી સફળતા કે સંતોષ શું એ નવા સબંધ સૌને ગ્રાહકો મેળવવાનો ડર છે તો એ તમારી કારકિર્દી બદલ એનો ડર છે શું એ નવી skill કે

વ્યક્તિત્વ આપવાનું છે તમારા તમે જે કરો છો તે પ્રમાણે બનો અને સ્વીકાર તો ચોક્કસ પણે માનો લાખો નહી તો હજારો માણસ એવા છે જે તમને ડરીને પીડાવાનું તો જરૂરી ફરીથી કહશે ચાલો આપણે જોઈએ મોટા ભાગના લોકો ને કૈક પ્રવુતિ કે પરિસ્થિતિ મોટા ભાગના લોકો ને ગજ્બકા ડર મોટા ઘણા presentation નહી audience ને cartoon વેચી અને હું છુ કે તમને નામ લખ્યા વગર તેઓ એવા ડરના નામ લખે છે અને તેમના વ્યક્તિત્વ અને વ્યાવસાયિક વિકાસનો અવરોધ પેદા કરવાનો હોય કે પછી હું કાટ જ એવા એકઠા કરી લઉં અને મોઢેથી વાંચું છુ તમને શું લાગે છે આતો કાટ જ છે લોકોને શું કેહતા હશે તમને નવાઈ લાગે છે પણ ગમેતે સ્થળ હોય ગમે તે વ્યવસાય નાં લોકો એક ઉતર જ વારંવાર જોવ જોઈએ ના રહે જમ ના કેટલાક ઉતર કરોતો જાહેરમાં એવું બોલવું કે production આપવું કોઈ group ના લોકો ને સૌથી વધુ ઉપયોગી વાતનો ડર લાગતો હોય તો એ આ છે લોકોના સમુહમાં બોલવાનું હોય ત્યારે અચતા અચતા મોતિય મરી જાય છે બીજુ ના એવો ઉતર સાંભળ્યો કે પોતાનો વિચાર reject થયો sales ના ક્ષેત્રમા real નો કર્યો વધુ આપે છે ખાસ કરીને જો cold sois કરતા હોય તેઓ Job બદલવાની અથવા પોતાનો business શરુ કરવાની છેલ્લા કેટલાક વર્ષો જોયું છે કે ઘણા લોકો આ બાબતોથી ડરતા હોય છે america માં આજે ઘણા લોકો જોબથી ખુશ નથી અને સંતોષ પ્રદ વાતાવરણમાં કામ કરત આ બાબતો જો કરવા તૈયાર નથી તેમણે ડર ને કારણે આ બને છે Job to manage કે boss ના negative સમાચાર આવ્યા બસ યે સાંભળવા ઈચ્છતા ન હતા આતો સમજી જાય એવી વાત છે એ જ છે પદાર્થીઓ સાથે વાત કરવાની કર્મચારી level ના કે કેટલાક manager ઓ પણ પોતાની કામ કરનારાઓ સાથે વાત કરતા હોય છે Company ના શિવ of production સાથે કેમ વાંચું જેમને સામાન્ય પ્રકારની વાતચીત પણ કરી શકતા નથી એમને ડર લાગે છે કે એવો મુર્ખ સાબિત થશે નિષ્ફળતાનો ડર ઘણી મોટી સંખ્યામાં લોકોને કશુક નવું એટલા માટે નથી કરતા કે તેમણે ડર લાગે છે તો નિષ્ફળતા મળે છે આમાંનો કોઈ ડર ને ઉલ્લેખ થી તમને આચાર્ય થઇ આમાંનો ડર તમને અત્યારે ક્યારે છે જો આ પહેલા હતું હકીકત તો એ છેકે મોટા ભાગના આમાંના કોને ડરનો અનુભવ એમના જીવનમાં ક્યારેક ને ક્યારેક કરતા હોય છે ઉપરના list માં ન હોયતો એ ડર તમને પછતાઓતો હોયતો ચિંતા ના કરશો તમારા કોઈ પણ ડર કરતા વધુ મજબુત છો અને તમે એના પર વિજય મેળવી શકો છો તમારા ડરને પીઠઠે પીછે હટકર વાલા ફાયદા tension કે ટાણ પેદા કરના રે ભવિષ્ય કે લોકો દુર ભાગવાનો પ્રયાસ પસંદ કરે છે હું પણ એમજ કરતો હતો તેનાથી ડર જતો હતો જતો રહે છે ટાણ પણ જતી રહે છે દાખલા તરીકે તમારે company કોઈ ના collection કરવાનું કહે ઇનકાર કર્યો તો રાતો રાત ઉજાગરા થી તમે તમારી જાતને બતાવી શકો છો નજીક આવતા જાય છે તેમ nervous તમે તમારી જાતને બતાવી શકો છો

લેખકે ખાલીજગ્યા ને પત્ર લખ્યો કોને લખ્યો હતો પત્ર? લેખકે કોને પત્ર લખ્યો હતો? વિચારો. લેખકે કોને પત્ર લખ્યો હતો?

શું હતું? જન્મ સમયે એમનું નામ કોને પાડયું હતું શું પાડયું હતું? લક્ષ્મીનંદન, મારા પપ્પા નું નામ લક્ષ્મીદાસ છે બરાબર પણ આમનું નામ શું રાખ્યું હતું લક્ષ્મીનંદન, તમે યાદ રાખજો મારા પપ્પા નું નામ બરાબર. આ લક્ષ્મીનંદન છે મારા પપ્પા નું નામ લક્ષ્મીદાસ છે ચલો, સરસ અમરનાથ જતા મજૂરો ને ખાલી જગ્યા લેવાની તકલીફ પડવા લાગી. શેની? શું લેવાની હવા લેવાની કે સુગંધ, સુગંધ લેવાની કોઈ ને તકલીફ પડે ભાઈ? સુગંધ લેવાની કોઈ ને તકલીફ પડે? ના પડે, હવા લેવાની તકલીફ પડે ના, તકલીફ શ્વાસ લેવાની પડે હેને? તો જવાબ શું આવશે કે શ્વાસ? આટલું તમે વિચારો તો ય આવડી જાય. દુકાન ના વખત માં લોકો ને ખાલી જગ્યા મદદ કરી. તો કોને મદદ કરી શેઠે કરી કે ખેડૂતે? ખેડૂતો બિચારા લાઈન માં ઉભા હતા. શેઠે મદદ કરી હતી હતી પણ સૌથી પેલા મહાજને કરી હતી દેગડીયા ના મહાજને કરી હતી. શ્રીમદ ને મન દેહ ખાલી જગ્યા સાધના સાધના નું સાધન માત્ર હતું. દેહ એટલે શેનું હતું?